એ ઘટના કે જેને ઈતિહાસ બદલી નાખ્યો વિશ એપ્રિલ અઢારસો નેવ્યાશી ના રોજ ઓસ્ટ્રેલિયા જન્મેલાં બનાવામાં આવતાં હતાં પણ તેમને બે વાર reject કર્યા હતાં આ સાવ સામાન્ય લાગતી આ ઘટના ઈતિહાસ બદલી નાખ્યો academy માં admission મેળવામાં નિષ્ફળ જવાનાં, પરિણામ હિટલર ઓસ્ટ્રેલિયા જોડીને જર્મ જર્મની ખાતે જતાં હતાં ત્યાં તમને કલાપ્રેમી painter તરીકે પોતાનાં painting વેચવાનું શરુ કર્યું આ દરમિયાન અઢાર જુન ઓગણીસો ચૌદ ના રોજે અજીબો ગરીબ થઇ ગઈ જે ઘટના પ્રથમ વિશ્વ યુદ્ધ તરફ દોરી ગઈ હિટલર જર્મન જર્મન સિંગે જોડાવવામાં અને યુદ્ધ લડાયા આ યુદ્ધ જર્મની રાજાએ થતાં થયો અને ફ્રાંચ, અત્યારે બરાબર પાંચ વર્ષમાં બાદ અઢાર જુન ઓગણીસો ઓગણીસ ના રોજે વસાવેલી સંધી થઇ હતી તેમાં જર્મની પર ભારે આગર્ક શરતો લાગુ,

સ્થાપિત નાજી પાર્ટી ને જોડાયો બે વર્ષ પ્રદર્શન કરીને પક્ષનું કર્યું હતું તેનાં વર્ષો બાદ ઓગણીસો બા બો, બોતેર બેતાલીશ માં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ગુમનામી મોત થયું હતું હિટલર જર્મનમાં જર્મની સાથે અન્ય માટે, અને જવાબદાર ગણાવ્યો તેમને એવો પ્રચાર કર્યો જર્મની દુશ્મન એવો આ બે તત્વો અંદર રચેલાં, જશજુન કારણ જર્મની યુદ્ધ હારી ગયું ત્યારે પછી જેમને તેમની આત્મકથા એમ મેં મારા સંબંધ આમાં એ લખી પણ લોકોની વધુ બેકારી કે, એ સત્તા પર આવતો હતો જર્મનીની ગુમનાવ સામાન્ય પૂજવા આવઆવશે એ વિશ્વમાં જર્મની અવશ્ય વર્ચસ્વ વિસ્તારે જર્મની પછી બદલી. ઘટનાએ પણ હિટલરને સંતાડી સીધી જડ્ભેર ચડાવામાં મદદ કરી અને હદે વધી ચુકી હતી કે કાળો થી ભરીને નાં નાંણા ચુકવવા છતાં મોટી ધન, હતો ખરીદવા શકતું ચો ચો ચો તરફ હતાં અને ની નિરાશા વિહાલા હતાં ખાસ કરીને યુવાનોમાં નેપોલિયન બોનાપાર્ટ કહ્યું હતું. હિટલર જો પોતે સત્તા પર આવશે તો મહાન ભવિષ્ય લોકો ને આશા જણાવી લોખનયાને બેકારી સફળ પોતાનું દ્ય્વ ધ્વારા, ધ્યેયો પાર પડ્યા ત્રીશ જાન્યુઆરી ઓગણીસો તેત્રીસ ના દિવશે હિટલર સત્તા પર આવ્યાં. અને ઓગણીસો ઓગણચાલીસ માં પણ એને દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં પહેલી દીધી. યુરોપ, આફ્રિકા, એશિયા, એન્ટલાટીક અને specspecific ના પડાયેલ છ વર્ષ લાંબા આ વિશ્વયુદ્ધ છ કરોડ લોકો માર્યા ગયાં દુનિયા કાયમ માટે બદલાઈ ગઈ આ, વિનાશ હિટલર પોતે પણ એનાં પરિણામ બચી ના શકયા બરાબર અઠાણું વર્ષ પણ પહેલાં ત્રીશ એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસના રોજે હિટલર, બર્નીલમાં ચાર્જેલીંગ નીચેનાં બંકાસપત્ની એવાં બિન સાથે કરી લીધી હતી જેનાં આગળના દિવસે જે બંને લગન થયા હતાં આ યુદ્ધ પછી, પાસીવાદ અને સૌથી વિરાકાર ચહેરો પણ દર્શાવ્યો હિટલર બુરાઈ નો પ્રતિક બન્યો ગયો દરેક સિક્કા ને બે બાજુ હોય દ્વારી વિશ્વયુદ્ધ નું પરિણામ લોકશાહી,

ઓગણીસો પિસ્તાલીસમાં અસ્તિત્વ આવ આવવાના આજે અઠાણું વર્ષ પણ અસ્તિત્વ,

સ્વતંત્ર દેશો લોકશાહી બંધારણ આવ્યો હતો બીજા બાજુ હિટલર વિરોધ સાથે રહેલા અમેરિકા અને સબંધ રશિયા USSR ફરી, હરીફ બની ગયાં અને પરમાણું સિત્ત યુદ્ધ કુલ ફલામો ફલામો શરુ થયું રશિયા પછાડવા અમેરિકાએ ઓગણીસો બોત્તેરમાં ચીન સાથે હાથ મિલાયા બે કે આજે ચીન અમેરિકાનું number one હરીફ, બની ગયું છે અમેરિકા સતત્વ સાથે ખત્ર ખતરો ઉભી હદ સીધું ની હરીફ academy of fine હિટલર reject and સત્તરમી સદીનો france ગણિતરત્ન ફિલસુલ બ્લેન લાસ્કુએ વાક્ય અને વતન બેસ્યું કે જો કીલોફ્લોટ નું નાક ટુકું હોત તો સમગ્ર વિશ્વનો ચહેરો બદલી ગયો હોત. અસ્ત્રોનો ભંડાર ભરીથી સુદાન સમિતિ scot છે માં ચાલે છે સરિયા અફગાનિસ્તાન, ગયાં હતાં વિશ્વની મહોત્સવ માનવ અધિકારનો જડો લઇ જગતા જમાદાર બને છે આ પરંતુ છેલ્લી અડધી સદીના યુદ્ધ અને,

શાળાઓ અને દવાખાના તૂટી રહ્યાં છે આ વિશ્વ આપેલા ભાગ્ય બની દીધું જેમાં મોટા દેશો વધુ સમુદ્ર રહ્યા છે જયારે એને નાના દેશો

અરેબિયા સહીત આ પાંચ દેશો વિશ્વના સાહીઠ ટકા હિસ્સો ધરાવે છે તાજેતરનો આંકડો દર્શાવે છે કે શસ્ત્ર ખરીદનાર તમામ દેશ, ધૂમ વધાર કરી છે યાદ રહે એક newly power plant અથવા તો found વીમાનું સુક્યા ખર્ચ નાના દેશોના કુલ, budget વધુ થી હોય છે સુરક્ષા જરૂરી છે પરંતુ જીવનમાં માટે અન્ન શિક્ષણ અને દવા ઉપર કામ મુકીને શસ્ત્રો ખરીદવામાં આ મોટી જણાય. sport worm international pre recharge data દર્શાવે છે કે વિશ્વ સાથે અને મુદ્રમાન માટે ખર્ચા ત્રણ point સાતનો વધારો છે. જગનું જમાદ જમાદ union trend stand બે હજાર બાવીશમાં લક્ષે ખર્ચ કરવાનું યાદીમાં torch પર છે ભારત સંગઠિત ક્ષેત્ર એક્યાશી point ચાર billion dollar ખર્ચ, સાથે ચોથું સ્થાન મળ્યું છે રશિયા UN યુક્રેન બને દેશમાં હોવારી વચ્ચે અમેરિકા નોઈન company oil company માં માલ,

કર્યો છે છેલ્લો ત્રીશ વર્ષ પહેલી વાર આટલો મોટો વધારો થયો અને કારણ રશિયા બહાય છે યુક્રેન પણ હુમલો પછી તેમનાં દખલ કરનાર દેશનું પણ,

આ તબાબે સત્ય કોઈ વધારતું થવાની સંભાવના દેખાતી નથી રશિયા રાહ દેખી સાડત્રીસ ટકા વધારે, કહી દીધા છે કાંઠે રહેલા હેતુ અન્ય સત્યાવીશ ટકા વધારે છે તો નાંટુનું લઇ લીધું છે.

સરહદ છે નાટુ એક્ત્રીસમુ સભ્ય બની ગયું છે લખેલું તોય છે કે છેલ્લાં બે બસ્સો વર્ષ કોઈ પણ ગઠબંધન નથી જોડાવી spin spin નાટુ જોડાવા અન્તુગ બન્યું છે. post-office પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનો જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના-મોટા તારાઓથી ચમકી રહ્યું હતું, ઠંડા પવનના સુસવાટાથી પોતાના જુના અને ફાટેલા ઝભ્ભાને શરીરે

ઝીણા સ્વર સાથે આવતો હતો, એકાદ કુતરાનો અવાજ, કોઈ વહેલા ઉઠનારના પગારખાઓના છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ કકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન શાંત હતું, લોકો મીઠી નિંદ્રા માં ઘોળતા હતા અને શિયાળાની ઠંડીજ રાત્રી વધારે ગાઢ બની હતી, કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી, વૃદ્ધ ડોસો ધ્રૂજતો અને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઇ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ સડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો, અહીં ઠંડી વધારે હતી ને રાત્રી વધારે શીમળી બની હતી,

તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો, ભાવીક મનુષ્ય જેમ દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડીના કમાન જોઈ આનંદ પામ્યો, કમાન પર જરી પુરાણ પાટિયા પર નવા અક્ષર લખ્યા હતા,

અંદરથી અવાજ આવ્યો, ડોસો ચમક્યો અને પાછો શાંત બનીને બેઠો, શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા, cocoon અંગ્રેજી કાગળના સરનામાં બોલી-બોલી postman તરફ આપતો જતો હતો, commissioner superintendent દીવાન સાહેબ library અને એક પછી એક અનેક નામ અભ્યાસી cocoon સપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો, એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો, વોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો, ત્યાંથી બેઠો થયો, આચ્છાદ્યથી આકાશ સામે જોયું અને આગળ વધ્યો અને બારણાં પર હાથ મુક્યો, ગોકળગાય કોણ? વોચમેન અલી ડોસાને કાગળ કીધો ના હું આવ્યો છું, જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું, સાહેબ આ એક ગાંડો ડોસો છે, હંમેશા પોતાનો કાગળ લેવા post-office એ ધક્કો ખાય છે. carcoon આ શબ્દો post master ને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો, પાંચ વર્ષ થયા એ જગ્યા એ બેસવાનો તેને અભ્યાસ હતો, અલી મૂળ હોશિયાર શિકારી હતો, પછી ધીમે ધીમે અહીં અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે જેમના ચીન અફીણ, અફીણ લેવું હતું એ મળીને શિકાર કરવો પડે, ધૂળની ધૂળ સાથે બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય, એની તીક્ષ્ણ દ્રષ્ટિની સસલાની ખો માં જય પહોંચતી. આસપાસના સૂકા-પીળા ઘાસ કે આકડાના ઘાસમાં સેનાઈને સંતાઈને સ્થિર કાન કરી બેઠા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક કુશિકારી કુતરા જુદો ન પડી શકતા ને આગળ વધી જતા ને સસલું બચી બચી જતું પરંતુ ઇટાલીની ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પણ ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ વળી ક્યારેય અલી માછીમારનો મિત્ર બની જતો પણ જયારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો, એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ, એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેને સાથે લઇ ગઈ હતી, અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા, કઈ સમાચાર જ નહિ હતા.

એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનો આંસુ છે, પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યારપછી હંમેશા સવારના ચાર બજે ઉઠીને post office એ આવતો, એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધા માં આશાભર્યા ઉલ્લાસમાથી હંમેશા સૌથી પહેલો post office એ આવીને બેસતો, post office કદાચ જગતમાં સૌથી રસીન મકાન તેનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું, એક જ જગ્યાએને એક જ ખૂણે તે હંમેશા બેસતો, એને એવો જાણ્યા પછી સૌ હસતા, post man મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી post office ના બારણાં સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા, અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને ઠાલે ઠાલે પાછો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓએ પોતાની office ના કાગળો લેવા આવ્યા હતા, ઘણું કરીને પટાવાળાએ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકે દરેક office officer નો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો, કોઈના માથા પર સાફો તો કોઈના પગપગમાં ચમચમાટી કરે તેવા બુટ એમ સૌ પોતપોતાનો શિશિષ્ટ ભાવ દર્શાવતા હતા, એટલામાં બારી બારણું ખુલ્યું, દીવાન અજવાળામાં સામેની ખુરશી પર તબુંડા જેવું માથું અને હંમેશાનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઇ post master બેઠા, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હતું, ત્યારે માણસ કણું કરીને goldsmith નો village school master આ સદીનો cocoon કે post master હોય છે, અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ, police commissioner cocoon એ બુમ પાડીને થનગનાટ કરતો જુવાન police commissioner કાગળ લેવા હાથ આગળ ધર્યો, superintendent બીજા એક પટાવાળો આગળ આવ્યો ને આમ ને આમ એ સહસ્ત્ર નામ અલી વિષ્ણુ ભક્તિની જેમ cocoon હંમેશા પઢી જતો, અંતે સૌ ચાલ્યા ગયા, અલી ઉઠ્યો, post office માં ચમત્કાર હોય એમ તેને પ્રણામ કરી ચાલ્યો અને સૌકાઓ પહેલાનો ગામડિયો, આ માણસ ગાંડો છે? post master એ પૂછ્યું આ કોણ અલી, ના

એ પહેલા બોવ પાપ કરતો, એમાં કોઈ થાનકમા દોષ કર્યો થાય, ક્યાં ભોગવવા છે, post man એ ટેકો આપ્યો, અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા કરે, બીજો એક કવિતા ગયા કરતો, એક જાણ પોત

દારૂની ટેવની જેમ પેસી ગઈ હતી postmaster છેવટે ઉઠ્યા અને

એ cocoon વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી, કાટ્ટોને એને સૌ ખીજવતા post master એ છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું, post office હતી તેવી શાંત બની રહી, એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં, post office માં અલીનું મન સમજી જાય તેવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ એ કેમ ન આવ્યો એ કૌતુક ભુતી સૌને થઇ, પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિન્હ હતા, આજે તો અલીએ અધીરા બનીને post master ને પૂછ્યું, master સાહેબ મારી મરિયમ નો કાગળ છે?

વખત છે ને કાગળ આવે ને હું હોવ તો તમને ખપ આવે, પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલઈ કિંમતનું છે, post master તપી ગયા

આજે એની આંખમાં અથાગ, અનાથના આંસુની છાલક હતી, અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો, અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે, એક cocoon એની પાછળ આવતો લાગ્યો, અલી તેના તરફ ફર્યો, ભાઈ cocoon ચમક્યો પણ તે સારો હતો, કેમ જુઓ આ મારી પાસે છે, એમ કહી પોતાની એક જૂની પત્રાવડી ડાબલી કાઢીને તેમાંથી અલીએ પાંચ કાઢી, એ જોઈ ભાઈ cocoon ભડક્યો, ભડકશો નહિ તમારે ઉપયોગી ચીઝ છે, મારે હવે

અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહિ, એક દિવસ post master જરાક અફસોસમાં હતા, એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળમાં ફોક પકડ્યો, રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી post master એ રપાટાબંધ એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસો વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે તે નીચે નાખી દીધું, દિલગીરી અને ચિંતાથી થોડીકે ક્ષણમાં એમનો અધિકારનો કડક સ્વભાવ જતો રહી, માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ પહેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી, લક્ષ્મીદાસ તે જ માણસ હતો, જેને અલીએ છેલ્લે ઘડીએ પૈસા આપ્યા હતા, કેમ સાહિબા તમારો કોચમેન અલીડો શાહ જે હવે ક્યાં છે? તપાસ કરશું, તે દિવસે post master ના સમાચાર ન આવ્યા, આખી રાત્રી શંકામાં વિતાવી, બીજે દિવસે સવારમાં ત્રણ વાગ્યામાં તે office માં બેઠા હતા, ચાર વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને cover આપું, એવી આજ તેમની ઈચ્છા હતી.